સી અને C માં 2 ડાયમેન્શનલ એરે પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું 2 ડાયમેન્શનલ એરે શું છે
આપણે ઉદાહરણ મારફતે આ કરીશું
આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું ઉબુન્ટુ ઓપરેટિંગ સિસ્ટમ આવૃત્તિ 1110 ઉબુન્ટુમાં જીસીસી અને g કમ્પાઈલર આવૃત્તિ 461 નો ઉપયોગ કરી રહ્યી છું
ચાલો 2 ડાયમેન્શનલ અરે ના પરિચય સાથે શરૂ કરીએ
2 ડી એરે રો કૉલમ મેટ્રિક્સ માં સંગ્રહિત થાય છે
ડાબી ઈન્ડેક્સ રો સૂચવે છે
જમણી ઈન્ડેક્સ કોલમ સૂચવે છે સી અને C માં મેટ્રીક્સ અથવા એરેની શરૂઆતનું ઇન્ડેક્સ હંમેશા 0 હોય છે
અહીં આપણે 2 ડાયમેન્શનલ એરે જોઈ શકીએ છીએ
રો કોલમ મેટ્રીક્સમાં શરૂઆતની ઇન્ડેક્સ 0 છે
હવે 2 ડાયમેન્શનલ અરે કેવી રીતે જાહેર કરવું તે જોઈએ
આ માટે સીન્ટેક્ષ છે data ટાઇપ arr namerow col દાતઅહીં આપણે 2 ડાયમેન્શનલ એરે જાહેર કર્યું છે નમ 2 3
હવે ચાલો ઉદાહરણ જોઈએ
મેં પહેલેથી પ્રોગ્રામ લખ્યો છે ચાલો તે ખોલીએ
નોંધ લો કે આપણી ફાઈલનું નામ 2d arrayસી છે
આ પ્રોગ્રામમાં આપણે 2 ડાયમેન્શનલ એરેના એલીમેન્ટોના સરવાળાની ગણતરી કરીશું
ચાલો હું કોડ સમજાવું
આ આપણીheader ફાઇલ છે
આ આપણું મેઇન ફંકશન છે
અહીં આપણે વેરિયેબલ આઇ અને જે જાહેર કર્યું છે
પછી આપણે 3 પંક્તિઓ અને 4 કૉલમ સાથે નમ1 જાહેર કર્યુ છે અને 3 પંક્તિઓ અને 4 કૉલમ સાથે ફરીથી નમ2 નમ1 અને નમ2 2 ડાયમેન્શનલ એરે છે
અહીં આપણે નમ1 મેટ્રિક્સના એલીમેન્ટો યુઝર ઇનપુટ તરીકે લઈએ છીએ
આ એલીમેન્ટો રો મુજબ સંગ્રહિત થાય છે
આપણે માનીએ છીએ કેi રો માટે અને જે કૉલમ માટે છે
આ ફોર લૂપ આઇ 0 થી 2 સુધી ચાલે છે એ કન્ડીશન તપાસ કરે છે
આ ફોર લૂપ જે 0 થી 3 સુધી ચાલે છે એ કન્ડીશન તપાસ કરે છે
એ જ રીતે અહીં આપણે મેટ્રિક્સ નમ2 ના એલીમેન્ટો યુઝર દ્વારા ઇનપુટ તરીકે લઈશું
અહીં આપણે મેટ્રિક્સ નમ1 પ્રદર્શિત કરીશું
અહીં ટર્મિનલ પર મેટ્રિક્સ ગોઠવવા માટે 3d વપરાય છે
હવે અહીં અમે નમ2 મેટ્રિક્સ પ્રદર્શિત કરીશું
પછી આપણે નમ1 મેટ્રિક્સ અને નમ2 મેટ્રિક્સ ઉમેરીશું
અને પરિણામ પ્રદર્શિત કરીશું
આ આપણું રીટર્ન સ્ટેટમેન્ટ છે
હવે સવે ઉપર ક્લિક કરો
ચાલો પ્રોગ્રામ એકઝીક્યુટ કરીએ
તમારા કીબોર્ડ ઉપર Ctrl Alt અને ટી કીઝ એકસાથે દબાવી ટર્મિનલ વિન્ડો ખોલો
કમ્પાઈલ કરવા માટે ટાઇપ કરો જીસીસી 2d arrayસી o અર્ર અને enter ડબાઓ
એકઝીક્યુટ કરવા માટે ટાઇપ કરો અર્ર હવે enter ડબાઓ
અહીં આપણે જોઈ શકીએ છીએ enter થે એલિમેન્ટ ઓએફ 3 ઇન્ટો 4 અરે નમ1
આપણે હવે વેલ્યુઝ દાખલ કરીશું
હવે આપણે જોઈશું enter થે એલિમેન્ટ ઓએફ 3 ઇન્ટો 4 અરે નમ2 હું વેલ્યુઝ દાખલ કરીશ આઉટપુટ પ્રદર્શિત થાય છે આપણે જોઈ શકીએ છીએ નમ1 મેટ્રિક્સ
અહીં આપણે જોઈ શકીએ છીએ નમ2 મેટ્રિક્સ
અને આ નમ1 અને નમ2 નો સરવાળો છે
હવે આપણે સમાન પ્રોગ્રામ C માં કેવી રીતે એકઝીક્યુટ કરીશું તે જોઈશું
મેં પહેલેથી જ પ્રોગ્રામને નામ આપેલ છે
હું તે ખોલીશ અને સમજાવિશ
આ C માં 2 ડાયમેન્શનલ એરે માટેનો પ્રોગ્રામ છે
નોંધ લો કે આપણી ફાઈલ નું નામ 2d arrayસીપીપી છે
એક્સટેશન cpp છે
ચાલો હું કોડ સમજાવું
આ આપણી હેડર ફાઈલ આઇઓસ્ટ્રીમ તરીકે છે
આ આપણું યુઝિંગ સ્ટેટ મેન્ટ છે
આ આપણું મેઇન ફંકશન છે
અહીં આપણી પાસે કાઉટ ફન્કશન છે
કારણ કે C માં આઉટપુટ પ્રિન્ટ કરવા માટે આપણે કાઉટ નો ઉપયોગ કરીએ છીએ
પછી આપણી પાસે સિન ફન્કશન છે આપણે C માં લાઈન વાચવા માટે સિન નો ઉપયોગ કરીએ છીએ
અહીં આપણે t નો ઉપયોગ કર્યો છે જેનો અર્થ આડી ટેબ થાય છે જે 4 સ્પેસ સમાન છે
બાકીનો કોડ આપણા સી કોડ સમાન છે
હવે સવે પર ક્લિક કરો
ચાલો એકઝીક્યુટ કરીએ
આપણા ટર્મિનલ ઉપર પાછા આવો
ચાલો હું પ્રોમ્પ્ટ ક્લીયર કરું
કમ્પાઈલ કરવા માટે ટાઇપ કરો g 2ડી arrayસીપીપી o અર્ર1 અને એન્ટર દબાવો
એકઝીક્યુટ કરવા માટે ટાઇપ કરો arr1
અને એન્ટર દબાવો
અહીં આપણે જોશું enter થે એલિમેન્ટ ઓએફ 3 ઇન્ટો 4 અરે નમ1
હું વેલ્યુઝ એન્ટર કરીશ
પછી આપણે જોશું enter થે એલિમેન્ટ્સ ઓએફ 3 ઇન્ટો 4 અરે નમ2
હું વેલ્યુઝ એન્ટર કરીશ
આઉટપુટ પ્રદર્શિત થાય છે આપણે નમ1 મેટ્રેક્સ નમ2 મેટ્રિક્સ જોઈશું
અને આ નમ1 અને નમ2 નો સરવાળો છે
અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે
આપણી સ્લીદ્સ પર પાછા આવો
સારાંશ માટે આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા 2ડી અરેમાં એલીમેન્ટો ઉમેરવું
2ડી અરે પ્રિન્ટ કરવું
અને 2ડી અરેનો સરવાળા ની ગણતરી કરવી
અસાઇનમેન્ટ તરીકે યુઝર પાસેથી બે 2ડી અરે ઈનપુટ લેતો પ્રોગ્રામ લખો
તેમની બાદબાકી કરો અને પરિણામ શોધો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
જોડાવા બદ્દલ આભાર